ચિત્રમાં ભારત પેટ્રોલિયમ નામનું એક પેટ્રોલ પંપ જોવા મળી રહ્યું છે.

ઘણી બધી ખુરશીઓ અને ટેબલો સરસ મજાની ગોઠવેલી છે.

ઉપરોક્ત ચિત્ર બાથરૂમ ના અલગ અલગ નળ અને ટબ જોવા મળી રહ્યા છે.

અને એક બાઈક પર ભારતનો ઝંડો જોવા મળી રહ્યો છે.

ચિત્રમાં ડેક્સ્ટર નામનો એક શોરૂમ દેખાઈ રહ્યો છે.

દુકાનની બહાર લાલ ખુરશી અને એક લાલ કલર નુ સ્કૂટર દેખાઈ રહ્યું છે.

અહીં મહાલક્ષ્મી માર્બલ નામની એક દુકાન દેખાઈ રહી છે.

ડેમ પરથી પાણી વહી રહ્યું છે તે સરસ દેખાઈ રહ્યું છે.

પચાડી એક ફૂલદાની અને એક સેન્ડલ જોવા મળી રહી છે.

એની દિવાલ પર પીઝા નો એક ફોટો લગાવવામાં આવેલ છે.

એની અંદર ચાર એકટીવા નામની બાઇક મૂકેલી છે.